એમાં ગરમચુનો આવતો. એ ગરમ ચુનામાં આખા ગામડા માંથી લઇ આવતા. અને ડોલ માં એને પલાળતાં, પલાળીને પછી એને ગાળી નાખતા. ગાળીને એમાંથી શુદ્ધ ચોખ્ખો ચૂનો કાઢીને પછી આખા ઘરમાં મારતાં. પછી નીચે જે ત્રણ ફુટ નો કટકો રેતો. એ ત્રણ ફૂટના કટકા માં કોઈ પણ અલગ colour મારી દેતા. એના થી સુ થતું, કે કોઈ ટેકો લઈને બેસે કે કોઈનો હાથ અડે. તો એજે ટાઢ ચૂનામાંથી ન ચૂનામાંથી એ tube અને એ રીત નું કૈક મિસ્સરણ કરીને બનાવતા હું નાનો હતો મને ખ્યાલ નથી પણ મિસ્સરણ કરીને એટલો ઘાટો colour નીચે મારી દેતા. જેથી કરીને દીવાલ ખરાબ ના થાય.

અચ્છા ગામડામાં જશો તો તમને જોવા મળશે, હજી જુના માટીના મકાનો જોશોન તમે તો ઉપરથી ત્રણ થી ચાર ફુટ ઉપરથી લઈને white colour હશે એના થી નીચેનો પટ્ટો હશે તે dark colour નો હશે. એટલે ઘાટો colour હશે. કમ કે ત્યારે કોઈ ખુરસી સોફા જેવી સુવિધા ન હતી. અને કોઈ પણ વ્યક્તિ બેસે એટલે કે આદત હોય કે ટેકો લઈને બેસવું, આ મહેલું ના થાય એના લીધે નીચે ત્રણ થી ચાર ફુટ નો પટ્ટો અલગ colour નો કરતા. તે પછી આપણે આગળ થોડા વધીયે. તો કે ઓગલીસુ અઠ્ઠાણું નવ્વાણું કે બે હજારની સાલ માં કે જ્યાં તેમાં distember આવી ગયો હતો. હમ શોધખોળ પેલા જ થઇ ગયી હતી colour ની.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 ઉહ pink colour જોઈએ છે તો એનો એક code હોય છવ્વીસ સત્યાવીસ અથવા બાવીસ તેવીસ આ રીત નો code હોય computer માં code નાખે એટલે એક machine હોય એની અંદર ink ભરેલી હોય બધી,

ઉહ foreign colour કરવો હોય તમારે કેસરી તો એ થઇ જાય, પણ જયારે distember ચાલુ થયા ત્યારે એવું નતું, ત્યારે બધાને colour બનાવવો હોય તો એક મોટું packing લેતા. કે ભાઈ આ એક room છે દસ બાય દસ નો તો એમાં આટલો colour જોઈશે આટલો colour જોઈશે તો એવી રીતે હિસાબ કરીને એક મોટું packing લેતા. અને distember અને ચૂનો બન્ને એક જ સમાન આવતો, બન્ને કિલો ના ભાવ ઉપર આવતો. અત્યાર નું જે colour નું material છે એ લિટર ના ભાવ ઉપર આવે, ત્યારે એ કિલો ના ભાવ ઉપર આવતો. તો માનો કે બે મોટા ઓરડા છે દસ બાય દસ ના તો એમાં તમારે colour કરવો છે તો હવે distember ની વિસ કિલો ની ડોલ આવે ત્યારે આવા computer નહોતા થયા. અથવા તો કે, કોઈ એવા વેપારીની capacity નહોતી, કે machine વસાવે. બરાબર છે.

પછી આગળ જતા જતા થોડો ક એમાં ફેરફાર આવી ગયો. હવે તમે જો કોઈ પણ colour કરવા જાઓ. અને તમે colour પાસ કરો. એટલે

કોઈપણ તમારે colour બનાવો હોય તો સીધો જ દુકાને બની જાય. ને પેલા સુ થતું કે જ્યાં ડબલા complete થતા ને જેમ તમે કીધું કે પેલા coffe colour અથવા ઘાટો blue colour એવી રીતના લોકો pass કરતા. પણ એ રીત નો માલ બનાવીને જ આવતો. પછી હળવે હળવે લોકો ની વિચારધારા બદલાણી એટલે colour માં બી નવા નવા shade એટલે કેવાય કે shade આવવા મંડ્યા ટૂંક માં,

ગણેક પ્રકારો આવા મંડ્યા હવે આગળ જતા હવે તમે જોવો તો મારી નજર સામે ઓછા માં ઓછા ચારહાજરપાંચસો જેવા colour ના shade બને છે. એ તમે shadecard અથવા તમે દુકાને જશો તો તમને દેખાડી આપે આ નાઈ ને આ colour આ નાઈ ન આ colour હવે એમાં થી ને એમાં થી તમે એક filter colour છે એમાં ધારોકે ચાર drop પડે છે તો હવે તમે એમાંથી minus કરાવી રાખો. કે ભાઈ અમારે એટલો બધો dark colour નથી જોવતો. તો એમાં માનો કે એક litter clour છે તો એમાં સો ગ્રામ stainer પડતી હોય તો સો ગ્રામ stainer એટલે half ભરી નાખે તો half ભરી નાખે એટલે અઢીસો ગ્રામ જ stainer એમાં પડવાની.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

પંચાણું સત્તાનું હા ઓગણીસુને પંચાણું થી લઈને આજ સુધી માં જે બદલાવ આવ્યા છે જે પ્રકારોમાં colour ના પ્રકારોમાં કે ભાઈ આપડે એવી વાત કેવા જઈએ ઓગણીસો ને પંચાણું માં મેં પણ ગામડે મારા નાની ના ઘરે જોયેલા છે. કે ગારા થી કાકો લીપે આખો જે એક જ ઓરડો હોય અંદર નો. એમાંથી ગારા થી લીપે ને પછી એમાંતો પેલા એવું કરતા કે કૈક તમને ખબર હોય તો ચુના થી design પણ બનાવતા.

કે એમાં તમે એમ કીધું કે આજે શીખવા મળ્યું કે ચારહાજર જેટલા colour ના પ્રકારો બને છે એમાં થી તમારે કેવો પ્રકાર જોવે છે. અને computerize અને હૂબ તમારી દીવાલોમાં લાગશે. તો એ બૌ મહત્વ ની વાત છે. તો થોડું મારે એ તરફ જાઉં છે અજય ભાઈ કે colour દીવાલોમાં તો અત્યારે બધા મારે જ છે. પણ હવે આહ સ્વદેશ ની વસ્તુઓ થોડી આવવા માંડી છે. હા દેશ માં અને સ્વદેશની વસ્તુ લોકો અપનાવે છે. અપનાવી જ જોઈએ હું તો કવ છું. સારી વસ્તુ આવે તો આપણે અપનાવી જ જોઈએ. તો એ એમાં હવે colour ની જગ્યા એ લોકો sticker ચોંટાડે છે. જે મેં જોયું છે foreign countries માં કે sticker ચોંટાડે છે. અને હવે તો ઉપર એવું થઇ ગયું છે હવે colour ની જગ્યા એ એકજેવા લાદી ચોંટાડવામાં માંડ્યા છે. તો એના થી તમારા જે વેપાર છે આ રંગ નો વેપાર ઊંઘ્યો છે એમાં સુ ફર્ક પડ્યો છે. જે આમાં થાય એવું કે એક દીવાલ માં લાદી styles લગાવી દેવામાં આવે તો એક લિટર colour કપાત થઇ જાય એટલે એને ઓછા માં ઓછા દસ વરસ સુધી કઈ નથ થવાનું. દસ વરસ પછી એની જયારે cement ની અવણના કે અથવા દીવાલ ની અવણના પુરી થાય એટલે અહિયાંથી નીકળી જાય. પછી તે વ્યક્તિ ગોતે. અને હું હાલ તમે જે કીધું કે out of country નું culture અને આવતો જાય છે. Sticker ચોંટાડે જી sticker ચોંટાડે હા sticker ચોંટાડે એમાં સુ નુકસાન સુ અને ફાયદો સુ ફાયદો ખાલી એટલોજ છે કે તમારી દીવાલ સારી લાગે. આમ જોવા જાઉં તો નુકસાન બૌ છે. કે માનો કે તમારા મકાન માં ભેજ નથી આવતો અને જે sticker લગાયેલુ તમે પણ પાછળવાળા મકાન માંથી જો ભેજ આવતો હોય. કે વરસાદ ના લીધે એ દીવાલ માં ભેજ ચાલુ થાય એટલે તમને ખબર નો પડે. તમને ખબર નો પડે તમને plastic ચોટેલું છે જે sticker plastic નું એના લીધે તમને. પણ દેખાવાનું નથી કારણકે એની આગળ તો તમે પડદો મારેલો છે. એના લીધે ભેજ બાર નીકળતો નથી. પછી થાય સુ કે પાણી ત્યાં એનો ભરાવો થાય, ચાર મહિના ને કીજે પાણી ઉતરે છે તમને દેખાય છે પણ. એમાં ખબર તમને ક્યાંથી પડે કે જયારે તમે રૂમ ખોલો ત્યરાએ તીવ્ર ગંધ આવે તમે જોવો કે મારો રૂમ સાફસૂત્રો છે આ ગંધ ક્યાંથી આવે. તમને ખબર ના હોય કે જે sticker મારેલા હોય એની પાછળ થી, fungal લાગી ગયી છે. આપણે કે એને કે સુ કે fungal fungal થઇ જાય. અને લીલા બરાબર છે. પણ એના થી હમ કોઈને ખબર નથી પડતી પણ જયારે તમે રૂમ ખોલો ન તો એક ભેજ. ભેજ ની એકદમ તીવ્ર દુર્ગંધ આવે તો કોઈ લોકો એમાં જાળી નથી સકતા. પણ મૂળ કારણ એવું હોય કે કદાચ બાજુવાળા નો ટાંકો લિકેજ છે તો એનું પાણી sticker પાસે પોચી ગયું છે. દીવાલ વાળી sticker વાળી દીવાલ માં,

ધક્કો મારીને colour ને ધક્કો મારીને પાણી બાર નીકળી શકે. પણ plastic ને ધક્કો મારીને પાણી બાર નીકળી શકતું નથી. એટલે સુ થાય પાણી બધું ત્યાં ભેગું બથાય ભેગું થાય. એટલે તમારી દીવાલ લિંક ઉહ પ્લાસ્ટર ખરાબ થાય તમારું sticker તો જવાનું જ પણ એની સાથે તમારી દીવાલ પણ રોગો cement ઈંટો બધું જ ખરાબ થઇ જાય તો લોકોને ધ્યાન રાખવું જોઈએ કે તમારે પેલા તો,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

આ હમ આ તકલીફ છે તો આ તકલીફ છે અજય ભાઈ? અટકાવું છું તમને થોડી વાત માં હવે આ જે તકલીફ છે કે જે sticker લગાડતા આ જે ભેજવાળી તમે તકલીફ કીધી એ થઇ જાય છે. એ માણસો કદાચ colour નથી મારતા હા એમનો વાંક ના હોય પણ કદાચ બાજુવાળાનો ટાંકો લીક હોય તો એ વસ્તુ થઇ જાય પણ આ વસ્તુ લાદી ચોંટાડવામાં ના નડે. નઈ લાદી ચોંટાડવામાં નડે છે. પણ લાદી માં અમુક એવા chemical આવે છે કે જયારે લાદી ચોટાડવાની process અલગ થઇ જાય કારણકે અમુક લોકો ઘરડા માણસે અથવા હથોડીને સીની ને ટાંકનાથી એ દીવાલ માં થોડીક થોડીક ખોતરી રાખે. એમાં પછી chemical મારે કે એ cement નથી લગાવતા Same એમાં એક cement હોય cement ની અંદર cement જેવું જ બીજું મજબૂત chemical હોય અને એક chemical liquid પ્રકારનું હોય આ ત્રણ વસ્તુ મિક્સ કરીને એ લોકો દીવાલ પર ચોંટાડે છે. બરાબર છે. હા એના લીધે હમ જેમ આપણે નીચલી tiles આપડે નીચલી tiles કરતા તો ઓછું જ જામશે. પણ continue ભેજ હશે ન તો કોઈ tiles અહીંયા કામ નથી આવાની. તમારા કોઈ sticker કામ નથી અવાના કે કોઈ colour કામ માં નથી અવાનો. પણ મૂળ તમારે જે જગ્યા ભેજ નું કામ કાજ colour કામમાં ભેજ નું કામકાજ એવું છે કે cancer છે દીવાલ નું જેને મૂળમાંથી ગઢવું પડે. તમે ખર્ચો ગમે તેવો કરી લેશો. ભેજ આવશે ન તો ભેજ નો તો કોઈ ઈલાજ નથી એમાં colour પણ નથી ટકવાનો. લાદી પણ નથી ટકવાની કે કોઈ sticker પણ નથી ટકવાનો. બરાબર છે બરાબર છે. બૌ સારી વાત જાણવા મળી કે ફાયદા ને ગેરફાયદા કે તમે sticker ચોટાડો દીવાલ પર તો લાગે સારું પણ એના ગેરફાયદા ગણા. હા જ્યાંથી વસ્તુ નીકળવાની છે એ નીકળતી નથી. પછી તમને લાંબા ગાલે નુકસાન કરે પછી તમારા ઘર ની જે દીવાલ છે. એને ખોખરી પણ કરી નાખે ભેજ આખું થોડું એનું material આખું પેલું થઇ જાય દીવાલ નું જેને મજબૂતાઈથી બનાવી હોય એને એની જે શક્તિ છે એ ઓછી થઇ જાય લાંબા ગાલે ગણા બધા નુકસાન છે અને તમે એવું પણ કીધું કે ભાઈ colour તમે આ વસ્તુ છે જે ભેજ એ colour ને પણ કદાચ નથી ટકવા દેતી. તો એને તમારે મૂળમાંથી જ કાઢવું પડે. હવે બીજું મારે સવાલ એ છે કે ઘર ના અંદરના colour અને બાર ના colour આપડે ટૂંક માં થોડું પતાવું છે. થોડું ટૂંક માં જવાબ આપજો કેમકે આપણે થોડી સમય ની મર્યાદા છે. એટલે અંદર ના colour માં અને બાર ના colour માં સુ ફર્ક હોય છે ઘરના, બન્ને જ colour અલગ અલગ ઋતુને ધ્યાન માં મંદિર નો colour છાયાને ધ્યાન માં રાખીને રાખેલો છે. અને જયારે કઈ બાર નું material ત્રણે ત્રણ ઋતુને verify કરીને પછી બનાવામાં આવે છે. એના જ કારણે તમે જૉવોકે થોડો લાંબો time સુધી colour આપડે ટકે છે. અને અંદર નું જે material છે. એ છાયા ને જ ધ્યાન માં રાખીને બનાવામાં આવે છે. સુ કે room ની અંદર સૂર્યપ્રકાશ આવતો નથી. room ની બાર સૂર્યપ્રકાશ હોય છે. આ બધી ઋતુને લઈને ત્રણ ઋતુને લઈને બાર નો colour બનેછે.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

નાથુલા ઓગણીસો સડસઠ ચડી વાઘેલા ચીનના જ્યારે ભારતીય જવાનોએ ધોબી પછાડ જેવો પરાજય આપ્યો એક વખત બન્યું કે ઓગણીસો સાઈઠ ના દક્ષાની શરૂઆત એક પર્યટક અમેરિકન દંપતિએ તાજમહેલ જોવા માટે આગ્રાની મુલાકાત લીધી તાજમહેલ ની નજીકમાં જ આવેલી હોટલ ક્લાસ સિ સિરાજ માં રોકાણ કર્યું એક ભારતીય લશ્કરી officer પણ ત્યારે તે હોટલમાં રોકાયા હતા આકસ્મિક યોગે અમેરિકન દંપતિએ brigadier પાયલીના એ ભારતીય officer ને જોયા ત્યારે ચહેરો પરિચિત લાગ્યો અગાવ ક્યાં જોયેલા તે યાદ આવ્યું દેશ વિદેશમાં ફરવાના શોખીન પતિપત્નીએ કેટલાક મહિના અગાઉ વર્તુઅલ નો પ્રવાસ કર્યો હતો અને તે દેશના પાટનગર લીસ્ટન માં ફર ફર્યા હતા લીસ્ટન માં અહીં તહીં દીવાલો પર અને ભીંત પર wanted ની સૂચનાવાળા poster ચીપકાવ્યા હતા

આગ્રાની હોટલમાં અમેરિકન પતિ પત્ની એજ ભારતીય officer ને પ્રત્યક્ષ લીધા તેથી અસાધારણ પ્રકારના યોગા યોગા નું યોગને લીધા આશ્ચર્ય થયું સ્વાભાવિક હતું brigadier સાથે તેમને વાર્તાલાપ પરંતુ જૉર્ડેઇયેં લીસ્ટન માં બનેલો પોતાને થયેલો અનુભવ વરણવ્યો officer ને દંપત્તિની વાત જાણ્યા પછી આચાર્ય ન થયું આચાર્યના થયું તે પણ સ્વાભાવિક હતું કેમકે પોર્ટુગલની સરકારે તેમના મસ્તકની કિંમત આપી હોવાનું તેઓ જાણતા હતા. પોર્ટુગલ એ વખત ના તુનામી તુમાખી તરમુખ હત્યારા જૉર્ડેઇયેંન્યોર ચાલાજર ને આંખના કાણાની જેમ officer નું નામ brigadier ભગતસિંહ હતું પોર્ટુગલ સદીઓ થયા ભારતના ગોઆ દીવ અને દમણ ઉપરાંત ગુજરાતના ચારસો નેવું ચોરસ કિલોમીટરના દાદરા અને નગર હવેલી પર હુકુમત ચલાવી રહ્યું હતું શરૂઆત માં પોર્ટુગીસ ઓ એ ગોઆ નો અધીયે પ્રદેશ હસ્તગત કર્યો અહીં નકશા માં તે ઘેરા રંગે દર્શાવ્યું છે અઢારની સદીમાં તેમણે સાત બીજા તાલુ કર પર તાલુકા ઉપર કબજો થાપ્યો. પોર્ટુગીસ ભાષા અનુસાર નોવોર્સ ઉતપન પંથિસ્ટ અંગ્રેજી મુજબ new consist કહેવાતા તે પ્રદેશોમાં નિચોલીન પોન્ડા સરકારી વગેરેનો સમાવેશ થતો હતો. ગોવાના કાંઠા નજીક નો અંજદીવ ટાપુ પણ તેના કબજામાં હતો ઈ. સ. પંદરસો દસ માં તેણે સામ્રાજ્યવાદ નો પ્રારંભ કર્યો હતો ઓગણીસો સુડતાલીસ ભારત આઝાદ થયું તે પછીતે ત્રણ હાજર છસ્સો પાંત્રીસ ચોરસ કિલોમીટર ખોબામાં પોર્ટુગીઝ રાષ્ટ્ર જ ફરકતો હતો સ્વતંત્રા માટે સત્યાગ્રહ ચલાવતું ભારતીય જૂથ ઓગસ્ટ પંદર ઓગણીસો પંચાવનના રોજ ગોવામાં પ્રવેશ્યું ત્યારે પોલીસે ગોળીબાર ચલાવ્યો કેટલાક ભારતીયો તેમાં જાન ગુમાવ્યા એક passenger steamer પર પોર્ટિંગિઝોએ કિનારા પરથી નિશાન તાક્યું અને steamer પરના engineer માથું ત્યારે પોર્ટુગીઝો સામે સશસ્ત્ર પગલું ભરવા નેહરુ સરકાર પરના છ તરફથી દબાણ આવ્યું સરકારે લશકરને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી જુલાઈ ચૌદ ઓગણીસો ઓગણીસ દિવસે રાજસ્થાનના બિકાનેરમાં ઠાકુર બ્રિજપાલસિંહ ત્યાં જન્મેલા ભગતસિંહ રાઠોડને લશકરી કારકિર્દી આપવા અપનાવા તરફનો માનસિક જોગ વારસામાં મળ્યો હતો પિતા બ્રિજપાલસિંહ પરથી રજવાડી બિકાનેર પ્રખ્યાત અ પ્રખ્યાત camel ઊંટ સવારી લશ્કર દળમાં હતા અને પ્રથમ વિશ્વ્ યુદ્ધ દરમિયાનતે ફૌજ સૈનિક તરીકે મેસો ફોરટેમીયા માં લડ્યા હતા બીજા વિશ્વ યુદ્ધનો ભડકો સળગ્યાના થોડા દિવસો પછી સંગે ભગતસિંહે Indian military ના દળ માં ઓગણીસો અડતાલીસ મા પાસ થયા અને બિકાનેર રાજ્યના લશ્કર માં પિતાની જેમ ફૌજી બન્યા સ્વતંત્રા બાદ ભારતીય લશકરમાં ઉપરા ઉપરી બઢતી પામી ને હોદ્દો મેળવ્યો પચાસ parachute bridge નો charge સોંપવામાં આવ્યો જગતસિંહની એ લશકરી નિમણુંક ધોરણ અજુકતી જણાય તેવી હતી વિમાન માંથી parachute વડે કૂદી પાડવાનો તેમેને અનુભવ ન હતો brigadier પોતાના Sky jump નો મહાવરો લીધો લીધો ન હોય તો para ના સૈનિકો ને માન માન ભરી દ્રષ્ટિએ ના જોવે અમુક ફરમાન સામે તેમની બઢતી અને ક્યારેક વજૂદ પૂર્ણ દલીલ પણ brigadier શોધમાં દીધો Commanding Officer નો તેના સૈનિકો પર commanding સ્વાભાવ હોવો જોયે એટલે જગતસિંહ એ sky jump નો જાત અનુભવ કરવો જરૂરી હતો અને તે કાર્યવાહીમા તેમનું કોઉશલ્ય Brigadier ના સૈનિકો નો કરતા ચડિયાતો હોવાનું આવશ્યક હતું જગતસિંહની વય ત્યારે ચાલીસ વર્ષ હતી ભર જુવાનીનો કાળ વીતી ચુક્યો હતો અનુવંસિક ગુણ તેમના રાઠોડ પરિવારમાં ચાલ્યું આવતો હોવાને લીધે મનોબળ હાજી તો દૂધમલ હતું વિમાન માંથી પ્રતિદિન ક્યારેક એક વખત અને ક્યારેક બે વખત parachute વડે Sky jump લગાવવાનું તળપદા બહુજ ટૂંકા ગાળામાં wings મેળવાનું એક મહત્વ પૂર્ણ ભારતની તવારીખને નોંધપાત્ર આપતી ઘટના ઓળખ આપતી ઓગણીસો એકસઠના રોજ બની જગતસિંહને major general ડી કે પલ્લીત નો phone call આવ્યો હુલામણા નામે મોન્ટી તરીકે સંબોધતા પલ્લીત ત્યારે director general of military of the session જગતસિંહને તાબડતોબ દિલ્લી હાજર થવાનું હતું સૂચના મળી ગઈ ગોવાનો મુક્તિ સંગ્રામ લશકરી બળે શરુ કરવાનો હતો અને તેમની પચાસ para bridge સશત્ર છત્રીસ સૈનિકને parachute વડે ઉતરાણ કરવાનું હતું ગોવા પુષ્કર નદી નાળાના પ્રદેશ માટે રંધારીઓ વડે પેસારો કરવામાં મુશ્કેલી હતી આગ્રા થી brigadier ભગતસિંહ અને તેમના સૈનિકો ગોવાની સહરદ પાસે આવેલા બેરગાંઉ પોહ્ચ્યા તારીખ ડિસેમ્બર છ ઓગણીસો એકસઠ હતી ઉપરે થી હુમલો કરવાની સૂચના તેમને મળી હતી ત્યારે command ના સેનાપતિ લેફ્ટન્ટ જનરલ જે એન ચૌધરી ને બે division વડે કૂદવાથી ગોવામાં દાખલ થવાનું હતું પોર્ટુગીઝોનું સાશન ખતમ કરી ગોવા ને સ્વતંત્ર

ઉતારવા નહિ ધારી શકાતું કારણ વિમાનના engineer ની ઘરેરાડતી પોર્ટુગીઝોને સતર્ક કરી દે brigadier મુશ્કેલીઓ નું all ઇન્ડિયા એ વધારો કર્યો બીજોજ આંચકો હતો

આમ જનતાને જળપટ આપવા તેમજ ગોવાના હિન્દૂ બહુમતી વાળા આશરે છ લાખ વતન વતનીઓ ને જુસ્સો બઢાવા ના ઉદ્દેશ પ્રસારિત કરાયા હતા પરંતુ તે સમાચારે operation વિજયમા સુરવીઈવાલ તત્વ મિટાવી દીધું રણનીતિના સેનાપતિ જે એન ગોવામાં પ્રવેશે તેની રાહ જોયા વગર તરત હુમલો શરુ કરી દીધો પોર્તુગીસો કાફેલ સ્થતિમાં રહ્યા પ્રતિકાર કર્યો પણ ભારતીય brigad ના ફસાયેલા para para toppers તેને પોહચી વળ્યાં એક પછી એક ચોકીનો ધવજ ફરથી જગતસિંહએ પોહળા પટ ની મંડોવી નદીને પણ ઓલ ઓળંગી નાખી સામા કાંઠા પોહ્ચ્યા બાદ આગે આગેકૂચ વધુ ઝડપી બનાવી અને તરીકેની રાજધાની પણજીમાં તેણે પ્રવેશ કર્યો પોર્ટુગીઝ સાશનનું આધ પણજી હતું જોત જોતા માં ભારતીય સેનિકો નું ત્યાંસુધી નો ઘસારો થયો એટલે ગોઆ માં ચારસો પચાસ વર્ષ પોર્ટુગીઝ પતન નિશ્ચિત હતું ઓગણીસો ચૌદસો અઠાણુંમાં વાસ્કો દ ગામના પગલે આવેલા ભારતીય ગોવામાં ચારસો પચાસ વર્ષ ના પોર્ટુગીઝ સાશન ચૌદસો અઠાણુંમાં વાસ્કો દ ગામના પગલે આવેલા આખરે વિદાય લીધી આ brigadier જગતસિંહ હીરો તરીકે બહાર આવ્યા અલબત્ત સાધાર ના command ભારતીય વાયુ સેના અને તદ્ ઉપરાંત ભારતીય નૌકા દળની ભૂમિકા પણ કરી ગોવા ના માર્ગ ગોવા બંદરની કરેલી નાકાબંધીએ મોટો ફરક પાડી દીધો આમ છતાં વ્યકતિગત રીતે brigadier જગતસિંહ લશકરી ચંદ્ર વડે સન્માનિત થવા પાત્ર હતા cabinet સમક્ષ તેને લાગતો પ્રસ્તાવ મુકાયો ત્યારે તત્કાલીન સરંક્ષણ મંત્રી કૃષ્ણમેહને વાંધો ઉઠાવ્યો ભારતીયે કરેલા બળ પ્રયોગ સામે અતરરાષ્ટ્રીય સ્તરે જાજી ઇમરના માચે તે માટે operation વિચારીને પોલીસ action label અપાયું હતું સરકારની તે જાહેરાત અનુસાર mission લશકરી નામ હતું એટલે કૃષ્નમેહનના અભિપ્રાય કે બહાદુરને સન્માનવા નો હતો આમ પરાક્રમ ગવાય વગરનું રહયું અને શક્ય છે તે કે તે વાત નો રંજ એમના મનમાં હંમેશા માટે રહી ગયો આ મુકામે titanium મનોબળના અને તેમના સુરા જવાનોની કથા તત્વોના જાય છે ઓગણીસો પાંસઠ ના જાનયુઆરી અમેરિકાનો zero zero સાત વૉશિંગ્ટન થી flight પકડી સાઉદી અરબસ્થાનમાં સીધા પોહ્ચ્યો એક મોટા કારસ્તાનનું plan ઘડી ચૂકેલ ભારતીય વ્યકતિએ તારીખે સીધા આવી જવાનું અબ્દુલાને તેની પણ ચોખવટ વાતવાત માં કરી નાખી કે વાક્પટુ કરેલી જે ચોખવટ Topic છે મુસાફરી એટલે કે travelling મારા જીવન માં મેં અનેક વખત મુસાફરી કરી છે પણ મને એક મુસાફરી વધું યાદગાર અને બહુ જ સારી રહી હતી. તો ઋષિકેશ. ઋષિકેશ એક રમણીય સ્થળ તરીકે પણ છે. અમે લોકો અહિયાથી train માં બેસી ને દેહરાદુન ગયા હતા. બે કલાક નું બે કલાક બાદ દેહરાદુન પહોચ્યા પછી અમે taxi દ્વારા ઋષિકેશ ગયા હતા ચાલીસ kilometer દેહરાદુન થી દુર હતું.

તે પર્વતોની વચ્ચે અને ગંગાજી નદી ત્યાં થી વળે છે ત્યાં તે સંકળાયેલું છે. ત્યાં અમે વાત કરીને અમે થી નીકળ્યા હતા. બીજા દિવસે અમે પહોચ્યા હતા. ત્યાંથી અમે bus માં બેસીને બીજા રમણીય સ્થળો જોવા જવાનું નક્કી કર્યું હતું. અર ગયા હતા અમે તો પછી અમે ચા પીધી અને પછી ગંગા નદીના કાંઠે જઈને બેસ્યા હતા.

અમે એના પછી થોડી વાર ગંગા નદીએ બેસ્યા પછી, બે કલાક સમય વિતાવ્યા પછી, કર્યા પછી અમને એ લોકો મળ્યા બીજા રમણીય સ્થળે પહોચીને અમે ત્યાં ત્યાં મંદિરે અમે દર્શન કર્યા. મંદિરે દર્શન કર્યા બાદ ત્યાં નીલકંઠ ત્યાં ધોધ વરસતો હતો ત્યાં ફરીથી અમે એકવાર સ્નાન કર્યું ઠંડા પાણીથી. સ્નાન કર્યા પછી અમે ત્યાં રમણીય સ્થળે અલગ અલગ

અને ત્યાં અવાજો આવ્યા જેમકે દર્શન કર્યા દર્શન કાર્ય પછી અમે લોકો ત્યાં થી નીકળ્યા ગંગા આરતી હતી જ્યાં ઘાટ પર આરતી થતી હતી ત્યાં અમે ગંગા આરતી ના હમ કંટાળો મારા કામ માંથી હું જે શકું એટલા માટે હું ત્યાં ગયો હતો જોવા માટે

પછી અમે જવા ગયા જમવા માં અમમે ગુજરાતી ભોજન માં જમ્યા જમ્યા પછી અમે ત્યાં અલગ અલગ વાનગીઓ હતી cycling કાર્ય પછી અમે ત્યાં આગળ ને પછી ત્યાં પાછા અમે ઘાટ પર બેસી આવ્યા ને પછી એના પછી અમે hotel તરફ રવાના થયા થઇ ને અમે સુઈ ગયા સુઈ ને બીજા દિવસે અમે જાગ્યા મતલબ ગંગાજી નું ચલવવા જવા નું હતું તો અમે સવારે વેલા છ વાગે નીકળી ગયા સાત વાગે સાહીંઠ કિલોમીટર દુર અમે ત્યાં દુર ચલાવી ને અમારી hostel તરફ આવવા ના છીએ તે તકરીબન સોળ કિલોમીટર sorry બાવીસ કિલોમીટર નું બાવીસ કિલોમીટર નું કર્યા પછી અમે ત્યાં ચાર થી છ કલાક નો સમય લાગ્યો હતો અમને નહિ નહી વધારે ત્યાં ઠંડુ પાણી એટું ઠંડું હતું કે freeze નું પાણી પણ એમ ગરમ લાગે વ બઉ જ ઠંડું હતું અમે ઠરતા ઠરતા મેગી ખાધી ગરમા ગરમ મેગી નો આનંદ લીધો ત્યાં પછી મારી ઈચ્છા મુજબ ઠંડા શું ગરમી માં

પર્વત ઉપર થી અમને સૂર્ય આથમતો બઉ જ સરસ દેખાઈ રહ્યો હતો અમે સૂર્ય આથમતો જોયો અમે સને સાત સાડા સાત સુધી બેસી રહ્યા અશક્ય લાગ્યું કેમ કે અમારે રાત્રે એક વાગે જવા નું અને સવારે છ વાગે ઉઠી ને નીકળી જ જવા નું હતું તો અમારે hotel નું pay કરવું મતલબ નથી તો એના પછી અમે બીજા દિવસે ત્યાં માટે ગયા જેમાં અમે giant wheel મળી હતી એ પછી bungee jumping કર્યું આ જેને ત્રણ કલાક થી વધારે સમય ગયો હશે અભીવૃશ્ચિક જેનું સુંદર નજરો પણ જોઈ શકતા હતા એ શાંતિ થી આનંદ કરવો જોઈએ mind ને fresh કર્યું fresh કરી ને પછી ને બીજા દિવસે થહેરી ઋષિકેશ માં બીજા દિવસે Hotel booking કરી તકરીબન ચાર કલાક નો સમય અમે વિતાડ્યો હતો નજીક નો ત્યાં થી અમે લોકો આરામ કરવા ઋષિકેશ આવ્યા ઋષિકેશ આવ્યા પછી પણ આરામ કર્યો આરામ કર્યો ને બીજા દિવસે અમે નીકળ્યા

સવારે ઉઠી ચાર વાગે મંગળા આરતી માં આરતી માં જવાનું હતું એટલે અમે જલ્દી સુઈ ગયા ને ગયા પછી પ્રસાદી લીધા પછી સંતોષી tempel ગયા એના પછી અમે અલગ અલગ ઘાટ ફર્યા ઘાટ ફર્યા પછી નાસ્તો કર્યો તેનો અલગ અલગ ચાખ્યા તેની ભંગ પીધી તેની રબડી ખાધી તેનું બુ ત્યાં પણ જે જે બઉ જ સરસ બનવતા હતા ને પછી અમ લોકો રોકાયા પછી અમે ગયા દિલ્લી તરફ રવાના થયા કેમ કે થી અમારી બસ હતી પછી દિલ્લી થી પોહ્ચ્યા આંઠ વાગે અમે જમ્યા જમી ને અમે party કરવા ગયા party કર્યા પછી અમે બે વાગે આરામ કર્યો આરામ કરી ને બીજા દિવસે સવારે અમે જયપુર જવા રવાના થયા જયપુર રવાના થઇ ને અમે જયપુર એક વધારે સમય લાગ્યો છ કલાક જેવા થઇ ગયા હતા મારે ત્યાં તો છ કલાક પછી મેં hotel માં જી ને આરામ કર્યો આરામ કરી ને બેસી ને પાછો અમે આરામ કર્યો

એક સગવડ રાખી એમને મારી સવારી પૂરી કરી ને ઘરે પાછા ફર્યા સવારે ઉત્થા જ દ્રશ્યો પર ફરીથી પ્રેમભીની નજર નાખી અને આભાસ એક દમ સરળ છે એવું અનુમાન લગાવ્યું જેનું પાછુ શરુ કર્યું

જીવન નાં મારા આ પાંચ દિવસ અનમોલ રહ્યા હતા હજુ પણ સંસ્કાર માં સ્મરણો અને જ્યાં આવે ત્યાં આનંદ અનુભવ્યો છે જે એટલો અનુભવ્યો છે

તમે કેમ છો બસ મજામાં તમારું બતાઓ. હા તમારું આપનું શુભ નામ જાણી શકુ.

Ok શું કરો છો તમે. Job કરું છું કોલ center માં આપ ક્યાંથી વાત કરો છો. હમ હું તો અત્યારે job જ કરું છું.

ઘરેથી વાત કરો છો એમ ok જાણી શકું છું શું કામ call કર્યો છે. બસ એટલે જ તમારી જોડે વાત કરવા માટે. સરસ વાત કરવા માટે સારું કેવાય હમ તમે કઈ city માંથી વાત કરો છો. હૂતો અત્યારે સુરતમાંથી વાત કરું. છું સુરતમાંથી બરાબર સુરતમાં કઈ જગ્યાએ. હમ સુરતમાં proper સુરતમાં રૌ હમ બરોબર તમે કઈ જગ્યાએ થી વાત કરો છો.

અમદાવાદથી વાત કરો છો

તે ત્યાં જ રેવાનું છે તમને નઈ રેવાનું છે ચાંદખેડામાં રેવાનું.